તથા અન્ય ઉદીપક રાજી થાય છે રશિયણ રશિયન શરીર સાથે અને અભ્યાસ કરતાં અનેક પ્રયોગો કરીને ખોખાનો પ્રયોગ જુદીજુદી પ્રકારના ખોખાઓ જુદીજુદી પ્રકારે ધનાવમાં આવે છે અહી કોહલર બહું સ્પષ્ટરીતે ચિંપાંજીએ મળેલા સરસ મજાનાં તેમને લીધે સબંધો ઉપલબ્ધ તરીકે કર્યું છે અલલગામના મનોવેજ્ઞાનિક ના મતે પૂર્વ અનુભવ વગર કનજી આ પ્ર્કારની આંતરસૂજ મેળવતી વખતે પ્રાણી અનુમરાલ સ્મ્ધ્યનો તાગ મેળવી દેછે અને ઊગતાછેડાને વરી try કરે છે

મારી પ્રેમિકા જ જે મારી પત્ની અત્યારે છે જ્યારે હજુ સુધી એ ફુવારાનો વિડિયો ઊતરતાઊતરતા લપસી પડી હું એને બચ્ચ્વ્વાં માટે ધીમેધીમે તેની આગળ ગ્યો પણ force એટલો હોવાથી ઉધરસ ખાતો ખાતો હું પણ લપસી પડ્યો અને આમ કરતાં કરતાં અમારી પ્રેમ કહાની આગળ ચાલ્યા રાખી ચાલ્યા રાખી ધીમે ધીમે અમે છ મિનિટ અને ચાર સેકંડ ઍક બીજાની આંખોને આંખ મા જોયા કર્યું આજુબાજુવાળા ફોન મા chating કરતાં રહ્યા અને ત્યારબાદ ધીમેધીમે ધીમે ધીમે આમારુ પ્રેમ પ્રકરણ આગળ વધ્યું અને છ મિનિટ અને ઓગણીશ સેકંડ થઈ ગય એ છ મિનિટ ને ઓગણીશ સેકંડ થઈ એ ભેગુજ અમને મગજમા થઈ કે હવે આપડે ઍક બીજાને હું તને પ્રેમ કરું છું એવું કઈ દેવું જોઈએ અને તેવું અમે એકબીજાને કીધું કે હું તને પ્રેમ કરું છું ત્યા જ ભૂલમાં મારથી પડખું ફરાઈ ગયું અને પડખું ફરાતાજ સેટિ ઉપરથી હું નીચે પડ્યો અને સપનું તૂટી ગયું પછી મને ખ્યાલ આવ્યો કે આવી વસ્તુઓ સપના માજ થઈ શકે છે અને સપનું જોતાં જોતાં સવારના છ કલાક અને પચાસ સેકંડ થઈ ચૂકી સાથે સાથેજ હું ધીમેધીમે ઉભો થયો સપનું વિચારતા વિચારતા હું ધીમે ધીમે બ્રશ કરવા ગ્યો અને બ્રશ મે કરી નાખ્યું આવી રીતે સવારની સાત મિનિટ થઈ ગય અને પાંચ સેકંડ ઉપરની થઈ ગય અને સાત વાગ્તા સાળાસાતે હું કોલેજે જવા નીકળ્યો ત્યાં આઈકાર્ડ ન હોવાથી મને પાછો બહાર કાઢ્યો અને પછી હું હોસ્ટેલ વયયાઓ અને પાછો સૂઈ ગ્યો આટલું કર્યું ત્યાં સાતમિનિટ ને વીશ સેકંડ થઈ ગય આમ હું મારા આ વિચિત્ર પ્રકારના વિરામ આપું છું જયશ્રી કૃષણા આભાર

. કરણ ભાઈ બોલો બોલો ગણા દહાડે તમે યાદ કર્યા. ઉત્તરાયણ નું બધું shopping ને ન બધુ કરતા હતા. દોરડી લાંબાની હતી. ન પસી મેહમાન આવ્યા હતા. ઉત્તરોણ ઉપર અહીંયા પાલનપુર ઉત્તરોન કરવા ગામડે થી એટલે બધા કામ મોં હતો. એટલે કીધું શાંતિ થી free થઈન phone કરું. હું તમને તમારે કેવી ગઈ ઉત્તરાયણ. તમારે ઉત્તરોણ કેવી ગઈ. સારી ગઈ કે નઈ. hello ચિરાગ ભાઈ હા એક મિનિટ હા થોડા customer આવી ગયા. તા હા તો વાંધો નાઈ હું તમને મારી ઉત્તરાયણ કેવી ગયી. એ તમને સમજાવું. તમે સાંભળજો તમે તાર હા હા તમે વેલા ઉઠ્યા તા ને અમે દોરી લેવા ગયા તા ને પછી અમે ફરવા ગયા તા ને પછી ઉપર ઊંધિયું ખાદ્યું તું તમે બધું કર્યું તું ને. હા અમે પણ મને હે ને નાનપણથી ઉત્તરાયણ ના બૌ શોખ છે. તમે માણો નઈ મને ઉત્તરાયણનો બૌ શોખ છે. કેમ વળી. અમે તો મતલબ મારે હે ને બીજા તહેવાર મને ઓછા ગમે પણ ઉત્તરાયણ હ ને મારો favourite તહેવાર છે નાનપણથી જ મને ઉત્તરાયણ બૌ ગમે. કારણકે ઉત્તરાયણમાં જે મજા હ ને બીજા કોઈ તેહવારમાં મજા આવતી જ નથી. એવું છે. favourite મતલબ favourite તહેવાર છે જે પણ તમને તહેવાર આવે હે ને. દિવાળી આવે રક્ષાબંધન આવે હે ને વચ્ચે ધુળેટી આવે હે એ ઘણા બધા તહેવાર આવે હે પણ મને ઉત્તરાયણ મારો favourite વિષય હે મતલબ તહેવાર છે. અમે તો હે ને ખુબ તૈયારી કરી હમજવું? અમે તો મતલબ ઉત્તરાયણના દસ દિવસ પેલા છે ને દસ પેલા મેતો દોરીને ફીરકી લાવી દીધી ખાલી ચકાવા

પપા છાના માના પૈસા આપતા હશે. મમ્મી ના પાડે તોપણ ઉત્તરાયણ કરવા માટે. મમ્મી ના પડે તોપણ પપા છાના માના પૈસા આપતા ને ફીરકી લાવી દઈએ પાલનપુર જઈને.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

ઘણા બધા લોકોના બૌ કાપ્યા. ને ખુબ મતલબ જલસા કાર્ય. ઉત્તરાયણ તો મતલબ હમ ઉત્તરાયણના પેલા દિવસ તો બૌ જલસા કાર્ય. અને પછી ઉતરાણ ના પછી બી બૌ મજા આવી અમને પતંગ ચગાવાની અને એકબીજાની કાપવાની મતલબ હમ અને પછી કપાઈ જાય ને પછી કિંકરી પાડવાની. એ નઈ વિચાર કેવો માહોલ હોય ઉત્તરાયણ માં આજુબાજુ મસ્ત dj બીજે વાગતા હોય અઅ ખુબ મજા આવતી એ પછી.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

અમે હે ને ઉત્તરાયણના એક દિવસ પેલા અમેતો પતંગ લેવા ગયા તા અમે હે ને નાઈટ માં પતંગ લેવા ગયા તા. કારણકે નાઈટમાં હ ને તે બ public ઓછી હોય. અને આમ દિવસમાં તો તમને ખબર જ છે. પતંગ બતંગ ફાટેલી બાટેલી આવી જાય તો થોડું રેસે. અને પતંગ ને ફિરકીને બધું લેવાની મજા બી નઈ આવતી. અને પછી ભાવ બાવ ને બધું કરવાનું હોય એટલે.

જમ્યા પછી free થયા પછી પેલી ગાડી લીધી. ને પતંગને ફીરકી લેવા બજારમાં ગયા. પછી પેલા તો ઘણી બધી ફીરકીઓ પેલા દુકાનદારે બતાવી હતી પણ અમને પણ. ઘણીબધી જગ્યાએ ચેક કર્યું હશે તમે. હા પછી એની દોરી check કરી ઘણીબધી ફીરકીઓ check કરી પણ મને એમ એક પણ ફીરકી set આવતી એમ લગતી નતી. કારણકે મતલબ આમ મને ખુબ ઉત્તરાયણ ગમે ને હમ સાચી વાત છે સાચી વાત છે. જેમ દોરી બોરી ખરાબ આવે તો પછી મને પણ ખરાબ લાગે કે મારી આખી ઉત્તરાયણ બગડે તો પછી મેં અઅ ત્યારબાદ એકતો આપડે ખર્ચો કરીને લાવતા હોયને ઉપરથી પણ એવું નીકળે તો ક્યારે કેટલું થાય યાર પૈસા પણ પડી જાય ને તહેવારનો પણ mood મારી જાય. હા એજ ને આખો mood મારી જાય પછી મતલબ આપડે એટલે બધું કાઈ ધ્યાન બી ના અપાય ઉતરાણમાં અને આખો દિવસ mood off રે ને પછી એક તો નેથ બધું આટલો બધો ઉત્સાહ હોય ને પછી દોરી ખરાબ નીકળે તો પછી ખુબ ખરાબ ખરાબ લાગે અને દોરી પણ ખરાબ નીકળે ઉપરથી આપડે પચાસ સો પતંગ લાયા હોય તો પતંગ બી ક્યાં ચઢાવાની પછી હા ઈજ ને એટલે મતલબ આખી mood ની પથારી ફરી જાય અને પછી પતંગને દોરી લેવા ગયા ને હમ પછી મેં ઘણી બધી ફીરકી બતાડી દુકાનદારે પણ મને set આવતી નતી પછી અમે બીજી દુકાને ગયા અને બીજી દુકાને ફીરકી દેખી.

અને ત્યાંથી મેં એક ફીરકી લીધી એક સુરતી માંજાની. . કેટલા રૂપિયાની લીધી તી ફીરકી મેં લીધી તી સાડા નૌશો વળી લીધી તી. ઓહહો સદનાઉસોની કેટલા મીટર. અમે અઅઅ છ હજાર વાર લીધી તી. છ હજાર વારની ફીરકી આવી ને. એ લીધી તી ફિરકીમાં ઘણી બધી આવે બે હજર વાર આવે એક હજાર વાર આવે ચાર હજાર આવે, ત્રણ હજાર વાર આવે, બાર હજાર. હમ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 તીન હજાર અને પાછું કેવું થાય ખબર છે તમે પતંગ સો જેવી લાવ્યા હોય પચાસ સો દોડસો. દોયડી થઇ રે તો શું કરવાનું. હા એજ ને આ બધા ઘણા બધા માનતા હોય છે કે ટાર પતંગો વધતી હોય. અને પતંગ ખાસી બધી હોય ને પછી ડૉયડી થોડી ખરાબ આવે તો કપાઈ જાય તો public આપડી પતંગ ચગાવે ને આપડે પછી જોવાનું હમ સાચી વાત કીધી તે. આમાં પછી યાર મજા નઈ આવતી કારણકે ઉત્તરાયણનો બૌ શોખ હોય ને પછી દોયડી ખરાબ નીકળે પતંગો બી ફાટેલા નીકળે તમને ખબર છે. પતંગો બી ઘણી બધી ફાટેલી આવે છે એક વખત રસ્તામાં દુકાનદારે પકડાવી દીધો તો ને હોય ને એ ઘણી વખત ફાટેલી નીકળે છે. અને એક તો ફાટેલા હોય ને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 mood બગડી જાય હાચી વાત છે તે પછી કેટલા વાગે દોયડી લાઈ તી કરતલ વાગે ઉઠ્યો તો સવારમાં. અને શું શું કર્યું ઉંધયું બૂંધયું લાયુ શું કર્યું આખો દિવસ મને કે. અઅઅ અમે મતલબ પતંગની ફીરકી લાઈ ને પછી અમે ઘરે ગયા. અને પછી થોડા મતલબ fresh બ્રેશ થયા પછી અમે લોક સુઈ ગયા. કારણકે સવારે વેળા ઉઠવાનું હતું તમને ખબર જ છે. પછી વેલુ ઉઠવાનું હતું અઅ તમો

બીજા દિવસે તમે વેળા ઉઠ્યા તા. હમ અમે વેલા ઉઠ્યા તા i think હું છ વાગે ઉઠ્યો તો. કારણકે મને બૌ શોખ છે ઉત્તરાયણનો તમને ખબર જ છે એટલે હું છ વાગે ઉઠ્યો તો ને પછી પાણી મૂક્યું ગરમ કારણકે પેલા હ ને તે નાવનું પેલા કારણકે જે ઉત્તરાયણના પેલા પતંગ ચાગાવીએને તો પછી નવાણું મન તો થાય જ નઈ. આખો દિવસ time જ ના મલે. હસચિ વાત છે આખો દિવસ time જ ના મલે

મન જ ના થાય કે નાવા થાત એટલે મમ્મી કે પેલા તું નાઈ લે. પછી શાંતિથી ધાબા પર ચઢ. તો પછી મમ્મીએ ગરમ પાણી મૂક્યું. વચ્ચે તો મેં નાઈ લીધું. પછી મમ્મી એ ચા મુક્યો. ચા નાસ્તો કર્યો પછી પતંગ ને કિન્ના બિનના નાઈટમાં વધારે બાંધી દીધા. પછી બાર જઈને જોયું પણ એટલા બધા આ વખતે અમર જે ગામ હતું ને એમાં મતલબ એટલું બધું ના થયું. અને દર વખતે તો થાય પણ આ વખતે ના થઇ બરાબર. કારણકે માર ગામ માં હ ને ઘણા બધા લોકો ઓફ થઇ ગયા તા. હમ તો public માં જે ઉત્સાહો હતો ને એ ઉત્સાહ આ વખતે દેખાય નઈ એટલો બધો નાઇટર દેખો ને તમે દર વખતે અમારા ગામ માં public બૌ છે અમર ગામ માં. ને મતલબ પતંગ ના જે ઉત્સાહ હોય ને. એ બધા ઘણા બધા લોકોમાં જોવા મળે છે. આજુબાજુ બધે ડીજે બીજે વાગતા હોય હે ઢોલ બોલ વાગતા હોય હે. જે માતર બટર આવતી હોય હે પ્રાણીઓની એ થતી હોય એ પણ આ વખતે મેં જોયું કે એટલું બધું કાંઈ એટલું કાંઈ ખાસ નઈ હોય આ વખતે લોકો મરી ગયા હશે એના લીધે. હા આ વખતે એટલું બધું કાંઈ નાતુ લાવ્યા તમે dj બીજે લાયુ તું કે નતુ લાયુ. અમે લાયુ તું ને dj યાર મતલબ મેધા ઉપર ગોઠવ્યું તું વચમાં. મસ્ત ગીતો વગાડ્યા તા પછી ઊંધિયું લાઈ ટતી પછી મીઠાઈ બ લાઈ તી. પછી અઅઅ લાડુ બી લાવ્યા તા. મોતીચૂરના લાવ્યા તા.

ને પતંગ બી ચલાવી ને ફીરકી બી પકડી હે એવું નઈ કે આખો દિવસ પતંગ જ ચગાવ્યા. ફીરકી બી પકડી હે અમે. હમ અમુક મજા તો પતંગ પકડવામાં આવે. હમ ને પછી પતંગ બી લૂંટીયે એવું નઈ કે આખો દિવસ ચગાવીએ જે ઉપર આવે ને પતંગ એ બી પછી બીજી પતંગ કપાઈને એ બેઈ બે મતલબ પકડવા દોડ્યા હ અને થોડી હમ એક વાર શું થયું હે ખબર છે હું મતલબ પતંગ કપણી અને અમર મેધા ઉપર આવી તો પછી પતંગ વાયરો હતો ને મતલબ પતંગ ઉડીને બાર જાતિ તી. તો પછી હું ગયો. પતંગ લેવા ગયો ને તો માર પગ લપસી ગયો હો અને જોડે માર લાગી ગયું. હમ ઉત્તરાયણ મતલબ આ વખતે ખાસ કાંઈ ગઈ નઈ યાર. હમ બરોબર પછી ઘરે દવા લગાડી. તોય મને તમને કલહબર હે બૌ શોખ ચધે ઉત્તરાયણનો તો બી મને જપ ના થાય કે હું મતલબ પતંગ ચાગાવીશ એટલે ચાગાવીશ. તો બી મને લાગ્યું તું જ કે અમે પતંગ ચાગાવીશ ને ખુબ માજા કરી ઉત્તરાયણમાં તો બી આમ આ વખતે ઉત્તરાયણમાં મતલબ માણસો માં ઉત્સાહ નતો કે પતંગ ચગાવાના કારણકે તમને ખબર હશે. એટલે હમ હાચી વાત છે રાત્રે પેલા તુક્કલ નઈ રાતના. હા તુક્કલ બી લાવ્યા તા રાત્રે પછી તુક્કલ બી ઉડાડ્યા તા. પછી ધીમા દિવા હોય એ પણ સળગાવ્યો તો માર ગામ માં ઘણા બધા લોકોએ તુક્કલ લાવ્યા તા. એને પહી ઉડાડ્યા તા. અને આકાશમાં તમે જોવોને તો મસ્ટ એમ મસ્ટ ટેટા બી ફૂટતા તા. અલગ અલગ કલરના અને આખું આકાશ મતલબ જે હોય ને ટેટા થી ભરાઈ ગયું તું. ઉત્તરાયણ સારી ગઈ હોય એવું લાગતું તું.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 સવારે ને સવારે પાછું તડકો બી આ વખતે થોડોક તડકો પણ થવા લાગ્યો તો ઉત્તરાયણ વખતે થોડો તાપ પણ પડતો તો. હા સાચી વાત છે. ઉત્તરાયણમાં તાપ તો પડતો તો એટલે બપોરે બધી public ધાબા પરથી નીચે ઉતરી જાતિ હોય છે. ચઢતી નઈ અને સાંજે તો ઠંડુ વાતાવરણ એટલે વાતાવરણમાં ઠંડુ વાતાવરણમાં public વધારે ચઢે ધાબા ઉપર. તો સાંજે દેખાતું તું ને બપોરે થોડું ઓછું હતું. અને સવારે ઘણા બધા લોકો એમ dj બીજે મંગાવ્યા તા અને આજુબાજુ માહોલ બીસાંજ કરતા સારો હતો સવાર કરતા તો. એમ સવારમાંતો ઘરનું કામ બી હોય. લેડીસ એટલે ના ચઢે. પણ સાંજે તો દરેક જાણ ફરી થઇ ને ચઢી જ જાય અને માહોલ પણ લાગે થોડોક ઉત્તરાયણ જેવો. હા એજ ને.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

ઓ મારે એક હજાર વાર બે હજાર વાર ફીરકી પડી છે. પછી પતંગો તો મેં. હજી પણ છેને. હા પતંગો તો મેં મારા જે પતંગો આપી દીધા. કારણકે આ વખતે ઉત્તરાયણ બૌ હતી નઈ ને મેં પતંગ લાઈ તી બૌ. એટલે મેતો ખાલી પચા જેવી ચગાવી તી અને બીજી બધી જે વધતી તી ને પતંગ. એ બધી વેચી નાખી નાના છોકરાઓ છેને માર ભાઈ એ બધાને પતંગો આપી દીધી. આને પાંચ આપી પેલાને દસ આપી એવી જેટલી પણ વધી તી ને પતંગ એ બધી વેચી નાખી. અને બીજી વાત કે મારા પપા ને દુકાન હે ને ત્યાંથી પણ પતંગો આઈ તી એટલે કુલ થઇ ને મારી પાસે પતંગો આપી તી. એટલે ખાંસી બધી પતંગો આપી મેં એક બી ચઢાવી નતી કારણકે આ વખતે ઉત્તરાયણ બી એટલું નતું. પતંગો બી મતલબ ઓછી ચગતી તી. સાંજે થોડી ચગતી તી તો મેં ચઢાવી તી. અને એટલી બધી

વાસી ઉત્તરાયણ એના કરતા થોડી સારી હતી. કારણકે જે ઉત્તરાયણ હતી ને એના કરતા મને એવું લાગ્યું કે વાસી ઉત્તરાયણ સારી હતી. કેમ એવું શું ખાસ હતું. કાંઈ ખાસ થયું તું ત્યારે. કારણકે વાસી ઉત્તરાયણ ના બધા વાંધો આવે કે પતંગ ચગાવા માટે લોકો હતા ને એ વાસી ઉત્તરાયણ ના દિવસે પછી પતંગ ચગાવા. એટલે ખાસ બધા લોકો અગાસી પર ચઢ્યા તા. વાસી ઉત્તરાયણ તો તો ઉત્તરાયણ કરતા બી સારો માહોલ હશે એવું કાઈએ તો વાસી ઉત્તરાયણનો. હા ઉત્તરાયણ કરતા બી સારો માહોલ હશે. મતલબ વાસી ઉત્તરાયણમાં અને dj બીજે બી ઘણા બધા વાગતા તા. પછી મીઠાઈ બી લાઈ તી. વાસી ઉતરાયણ ને ઉત્તરાયણ ને બધું મજા બી આવી એવું નતું કે મજા ના આવી. મજા બી બૌ આવી. આ વખતે થોડું ઓછું હતું ઉત્તરાયણમાં એના કરતા દર વખતે પેલું ઉત્તરાયણમાં ઘણી બધી મજા આવતી હોય ને પછી પતંગ બી સારા ચગતા હોય dj બી વાગતા હોય ઢોલ બી વાગતા હોય પછી એટલે મીઠાઈ ભીઠાઇ ખવાતી હોય. પણ આ વખતે થોડું ઓછું હતું. આમ તો ઘણા બધા તહેવાર હોય. જેમ દિવાળી. દિવાળી ના દાડે બધા ફટાકડા ફોડતા હોય અને દિવાળી દિવાળી પછી બેસતુવરસ આવે. બેસ્તવારસ માં ઘણી બધી મજા કરતા હોય ને મંદિરે જતાં હોય. જ્યાં આપણાથી મોટા હોય ને મતલબ પગે નમતા હોય ને. પછી એના આશીર્વાદ લેતા હોય ને. દિવાળી ના ડાળે પણ ઘણી મજા આવતી હોય છે. ફટાકડા ફોડવાની ને મીઠાઈ ખાવાની ને પછી મામા મામી ને phone કરવાની ને. હમ ઘણી બધી મજા આવતી હોય

લગન હતા. લગનમાં કેવો માહોલ રહ્યો. હા લગાનમાંતો મજા જ આવે ને. લગનમાં સારા સારા કપડાં પેરવાની મજા આવે. પછી મીઠાઈ ખાવાની મજા આવે. લગનનો માહોલ જ આખો અલગ હોય. એક બાજુ dj વાગતા હોય ઢોલ વાગતા હોય હે. થોડા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 હા family member છે કાકા બાપા ના હતો પછી એક હારે લગન આપડે તો કોઈના હોય આપડે તો જાવાનું. હા આપડે તો જાવાનું. કારણકે એને ખોટું લાગે. હા ઈજ ને પછી. જે માર પપ છે ને એમના friend circle માં છે એટલે અમારે તો તમે મતલબ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 એટલે પપા ઉપર અમને પણ phone આયો તો એટલે આદિત્યની જાણ માં આવાનું છે તમારે

ના ના લાયા છે કપડાં. અલગ અલગ shopping કરી તી. હમ હમ એવું છે shopping થઇ ગઈ બધી.

watch લાઇ હે ઘડિયાળ હાથમાં પેરવાની.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

હા job નું એવું કીધું છે ને કે એમને કીધું છે કે મારે હેને લગનમાં જવાનું છે. એ મારે જાઉં જ પડશે. કારણકે મારે job નું દિવસ તો મારે મંગાવી જ પડશે. એક તો જયારે જાન આવે ત્યારે અને એકતો મતલબ જે મળવાનું ના હોય ત્યારે. બે દિવસ તો મારે લગનમાં જાઉં જ પડશે. મતલબ કીધું હ કે હા ભાઈ લઇ લેજે છૂટી. એમ કીધું શેઠે. હમ એટલે થઇ ગયું હ settlement

તો હવે આપડે ચાલો આદિત્યના લગનમાં મળીશુ. ને તારે કપડાં બીજું કાંઈ લેવા આવ્યા હોય ને તો મને રિંગ કરવાની. ok હા ok તમારે જે હોય એ કેજો મને હવામાન એ વાતાવરની સ્થિતિ છે ઉદાહરણ તરીકે તાપમાન ઠંડુ કે ભીનું કે શુકુ કે શાંત કે તુફાની સ્પષ્ટ કહી દઉં વાદળ છાયુ છે એનું વર્ણન કરે છે પૃથ્વી પર મોટા ભાગના હવામાન ઘટકો ગ્રહણ ના વાતાવરણ માં સૌથી નીચા સ્તરમાં ઓશકન યોદ્ઘાટન ની નીચે જોવા મળે છે હવામાન ના દિવસે દર દિવસે તાપમાન વરસાદ અન્ય વાતાવરણ તરીકે પરિસ્થિતિ નો સંદર્ભ આપે છે ત્યારે આંબો હવા એક લાંબા સમય શુધી વાતાવરણીય પરિસ્થિતિ માટે સરેરાશ માટે એક સભ્યં છે ત્યારે યોગ્યતા વિના ઉપયોગ કરવામાં આવે છે ત્યારે સામાન્ય રીતે હવામાન નો અર્થ પૃથ્વી ના હવન તરીકે થાય છે હવામાન હવાના દબાણ તાપમાન અને એક સ્થાન અને બીજા સ્થાન વચ્ચે ના ભેજ ના તફાવતો દ્વારા સંચાલિત થાય છે

ધ્રુવીય અને ઉષ્ણ કટિયા બંધુ હવા વચ્ચેનો મજબૂત તાપમાન વચ્ચેનો તફાવત સૌથી મોટા પાયે વાતાવરીનીય પરિબ્રહ્મણ ને જન્મ આપે છે

હવામાન પ્રણાલીઓ જેમકે ઉચ્ચ સ્થલીયો બંધીયા ચક્રવાત જે પ્રવાહ ની અસ્થિરતા ને કારણે થાય છે કારણ કે પૃથ્વી તેના ધરી બ્રહ્મહ કક્ષાના સમતલ ની તુલના માં નમેલી છે સૂર્ય પ્રકાશ એ વર્ષના જુદા જુદા સમયે જુદા જુદા ખૂણા પર ઘટના છે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

થતા ફેરફારો પૃથ્વી દ્વારા પ્રાપ્ત થતી સોર ઉર્જાનો જથ્થો અને વિતરણ ને અસર કરી શકે છે આમ લાંબા ગાળા ની આંબો હવા અને વૈશ્વિક આંબો હવા પરિવર્તન અસર કરે છે બ્રહ્મણ કક્ષા સપાટી ના તાપમાન ના તફાવત ના બદલામાં દબાણ નું તફાવત નું કારણ બને છે ઉંચી અને ઉછી નીચેય

પૃથ્વી ની હવામાન ની વ્યવશ્થા system છે પરિણામે system ના ના ના ભાગના ફેરફાર સમગ્ર system પર મોટી અસર કરી શકે છે

સૂર્ય મન્ડળ માં એક પ્રખ્યાત સીમા ચિન્હ ગુરુનું grap red spot ઓછા માંઓછુ ત્રણસો વારસો થી હોવાનું જાણી શું anti cyclonic તોફાન છે જો કે હવામાંન માત્ર ગ્રહો સુધી માર્યાદિત નથી તારા ના ખોળામાં સતત ખોવાય રહ્યો છે જે સમગ્ર શોર્ય મંડળ મા આવશ્યક પણે ખુબજ પાતળું વાતાવરણ બનાવે છે સૂર્ય માંથી બહાર નીકળેલા સમૂહ ની સોર પવન તરીકે ઓળખવામાં આવે છે ભલે હવે પૃથ્વી પર હવામાન ની સામાન્ય ઘટના માં પવન વાદળ વરસાદ બરફ ઘૂમ્મસ ધૂળના તોફાનો નો સમાવેશ થાય છે

લગભગ તમામ પરિસ્થિતિ હવામાન ના ઘટકોની ઉત્કર્ષ બંધીયા થાય છે હવામાન માં મંડળ માં જોવામળે છે અને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 નો સમજાય તો કઈ નઈ હવામાન મુખ્યતેવે હવાના દબાણ તાપમાન અને એક જગ્યા એથી બીજી સ્થાન ને વચ્ચેના ભેજ ના તફાવત ને કારણે થાય છે

આવે છે સૂર્ય નો volt એટલો નીચીહોય છે જેના કારણે તે જગ્યા ઓ વધુ સપાટી પર સૂર્ય પ્રકાશ ના પ્રસારણ ને કારણે ઠંડી પડે છે ધ્રુવીય અને ઉષ્ટ કટિયા બંધીયા બંધીયા હવા વચ્ચે નો મજબૂત તાપમાન નો તફાવત મોટા પાયે વાતાવરણીય પરિબ્રહ્મણ કોષો અને જીવ પ્રણાલી જન્મ આપે છે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 hello પાર્થ ભાઈ

અરે હું એમ કહું કે હવામાન ના લીધે ખોરાક માં અસર થાય તો સમજાવશો ખોરાક માં કઈ રીતે અસર થાય હવામાન ને લીધે ખોરાક માં અસર થાય છે કેમકે હવામાન ની કઈ fix નથી હોતું તે ક્યારે change થઇ શકે છે લોકો પોતાના ઘરમાં હવામાન ના હિસાબે ખોરાક લાવે છે suddnely change થયા તો છતાં પણ પહેલાના હવામાન ના હિસાબે ખોરાક કરે છે જેના લીધે લોકોને તબેટ ખરાબ થાય છે અને ખોરાક ને પણ અસર થાય છે

તો આપણે mango શિયાળા માં નાઈ ખાઈ એ ઉનાળા માંજ આવે જેમકે તરબૂજ છે એ પણ ખાલી ઉનાળા માં આવે શિયાળા માં શિયાળા ના fruit આવે અને ઉનાળા માં ઉનાળા ના આવે હવામાન મુખ્યત્વ હવાનું દબાણ તાપમાન અને એક જગ્યા થી બીજું ભોજન ના તફાવત ને ને કરણ ને થાય છે કારણ કે પૃથ્વી ની ધરી તેના બ્ર્હામણ કક્ષાના સલામત ની તુલના માં ફરી રહી છે સૂર્ય પ્રકાશ એ વર્ષ ના જુદા જુદા સમયે ખૂણા પર ઘટના છે જેના માં ઉતારણીય ગોલાધ નું સૂર્ય તરફ નામી રહ્યું છે જેથી ઉતારણીય ગોલધ અકાંશા પર સૂર્ય પ્રકાશ ડિસેમ્બર ની સાર્કખામણી એ વધુ સીધો પડે છે આંબો હવા પર સૂર્ય કર્ણ ની અસર આ એક અસર ઋતુની અસર નું કારણ બને છે હજારો સેંકડો હજારો વારસો પૃથ્વી નું ભ્રમણ કક્ષા પરિણામ માં ફેરફાર પૃથ્વી દ્વારા પ્રાપ્ત થયેલી સોર ઉર્જાનો જથ્થો વિતરણ ની અસર થી અને લાંબા ગાળાની આંબો હવા ને પ્રભાવિત કરે છે જોવો મિલ્કા ઓ નો ચક્ર અસમાન solarity અને તાપમાન માં ઝોન ની રચના અથવા અને બાદલ છાયું અને વરસાદ ના સ્વરૂપમાં હવામાન ના કારણે હોઈ શકે છે ઉંચી સામાન્ય રીતે નીચી ઉંચાઈ કરતા ઠંડી હોય છે જે સપાટી ના ઉંચા તાપમાન અને radiation નું પરિણામ છે જે debating પેદા કરે છે કેટલી પરિસ્થિતિ માં તાપમાન ખરેખર ઉંચાઈ સાથે વધે છે આ વિવિધ કર્ણ તરીકે ઓળખવામાં આવે છે હાને તેના કારણે પર્વત ના ટોચ નીચે ની ખીણો કરતા વધુ ગરમ થઇ શકે છે વિવિધ કણો ધુમ્મસ ની રચના તરફ દોરી શકે છે જે ઘણી વાર કાર્ય કરે છે જે વાવાઝોડા ના વિકાસ ને દબાઈ દે છે કારણ રીંગણાં ભાર તાપમાન માં તફાવત આવી શકે છે કારણ કે વિવિધ સપાટીઓ જેમકે મહાસાગરો જળાશયો બરફ ની ચાદરો માનવસર્જિત વસ્તુની શારીરિક લાક્ષણિકતા પર્વત કરતા ખરબચલી અથવા ભેજનું પ્રમાણ અલગ અલગ હોય છે

પરિણામે હવામાન ની સપાટી નું દબાણ ઘટે છે પરિણામે આડી દબાણ ની ઢાળ હવે ઉંચાઈ થી નીચી દબાણ ની ના પ્રદેશો માં લઈજાય છે અને પવન બનાવે છે અને પરિબ્રહ્મણ coriolis અસરને કારણે હવામાં વિચરણ નું કારણ બને છે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 પ્રદર્શિત કરી શકે છે મોટા પાયાના ઉદાહરણો માં પેહલી શેલ નો સમાવેશ થાય છે જયારે નાના પાયે ઉદાહરણ માં દરિયા કાંઠે ના પવન નો વાતાવરણ એ અસ્તવ્યસ્ત system છે પરિણામે system માં નાના ભાગના ફેરફાર દ્વારા સમુદ્ર system પાર મોટી અસર પેદા કરી શકે છે આ વાતાવરણ ની અસ્થિરતા હવામાન ની વધતી અથવા ગ્રહણ કરતા ઓછી અનુમાનિક બનાવે છે જેમકે થોડા દિવસો આગાવથી હવામાન ની ચોક્કસ આગાહી કરવી મુશ્કેલ છે હવામાન ની આગાહી કરો શાસ્ત્રો દ્વારા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

અને પછી તેના ઘટકો ના પદાર્થમાં ફેરફાર કરે છે વરસાદ ના દરમિયાન પાણી ના ટીપા આસપાસ ની હવામાન carbon dioxide ને શોષી લે છે અને ઓગાળે છે આના થી વરસાદ નું પાણી થોડું acid બને છે તે પાણી નું ધોવાણ થી જે તાજ મદદ કરે છે એ છોડમાં આવેલા રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેવા માટે સપાટીને વધુ અસર કરી શકે છે sodium clorid ના